પછી ત્યાં ગળી ખાડો પડેલો છે એ પણ દેખાય રહ્યો છે પછી મસ્ત મજાનું બોર્ડ મારેલું છે.

અને ત્યાં ગાડી બાર છે ને મસ્ત ડિઝાઇન પણ દોરેલી છે એની બાજુમાં એક લાલ કલર ની બાઇક પણ ઉભી છે.

પાછળ ત્યાં લપસણી બધા હિંચકા બધું છે એક બેન પણ યોગા કરી રહી છે.

કોઈ રમે છે કોઈ પ્લે કરે છે અને સુંદર મજાના ફૂલ છે.

પણ હવે એક્યુઅલી માં ખબર નથી કે પ્રોપર છે સુ મસ્ત ત્યાં ગાડી ઝૂપડી બાંધેલી છે ઘાસ ની પછી બોજ બધા ત્યાં ગાડી ઝાડ છે.

મારા ખ્યાલ પ્રમાણે ડ્રોંઈગ જ કરી રહ્યા છે એક છોકરી ઊભી છે વ્હાઈટ કલર ની ટીશર્ટ પહેરીને.

એ પણ કરી રહી છે અને ટીચરો ખુરસી મૂકેલી છે એક બે ત્રણ ત્યાં ગાડી ટીચરો ને બેસવાની જગ્યા છે.

ફોટો ક્લિક કરી રહ્યા છે બધી બઉ જ અલગ અલગ બધી બુક્સ છે ત્યાં અગાળી કિંગ ઈન્ડિયા લખેલુ છે.

આ ચિત્રમાં એક સલૂન દેખાઈ રહી છે જે સલુન એટલે કે ત્યાં અગાડી હેર કટ થાય છે બોયઝ ના ગર્લ્સ ના નાના છોકરાઓના.

એની ઉપર મેગી છે એની ઉપર પાર્લે જી બિસ્કીટ છે.

સુંદર મજાની બેંક દેખાય રહી છે જેનું નામ છે બેંક ઓફ ઇન્ડિયા એની ઉપર ઘર છે બધા જાળી દેખાય રહી છે ઉપર કપડાં સૂકે છે એ દેખાય રહ્યુ છે.

પછી એની બાજુમાં એક ફોર વ્હીલ પડી છે સુંદર મજાનુ ઝાડ છે આજુ બાજુમાં.

અને ત્યાં અગાડી બાર અ સફેદ વાઈટ કલર ની ખુરશીઓ પડી છે ઝાડ છોડ વૃક્ષ પાંદડા બધું છે.

સોફા ઉપર કઈ જેકેટ જેવુ પડ્યુ છે અને બાર વિન્ડો પણ મસ્ત દેખાઈ રહી છે બે ચેર પણ પડી છે.

સામે બે બાકડા પડ્યા છે એની પેલી સાઇડ મસ્ત સુંદર મજાનુ ઘર છે જે ફોર બી_એચ_કે છે.

અને એની બાજુમા બધા ટેબલ પડ્યા છે એકે--

અને એક બેન સાડી પેરીને ત્યાં અગાડી નમેલા દેખાય રહ્યા છે એની બાર એક ભઈ બેઠા છે પછી બીજા ત્રણ ભાઇઓ દેખાય રહ્યા છે.

સ્ટેજ ઉપર ડાન્સ કરી રહી છે મને એવુ લાગે છે કે એ પ્રફોમન્સ કરી રહી છે.